આ છબી એક મંદિર અથવા પૂજાસ્થાનની છે જેમાં હિન્દુ દેવતાઓ અને દેવીઓનું મૂર્તિઓ સજાવેલી છે.

એક લાલ રંગનો હિંચકો પણ છે ઘર સફેદ રંગનું છે અને તેમાં નાની બારીઓ છે આકાશમાં સૂર્યપ્રકાશ છે જેના કારણે ચિત્ર તેજસ્વી લાગે છે.

આ છબીમાં એક રેસ્ટોરાં કે ફૂડ કોર્ટ નું આંતરિક દ્રશ્ય દેખાઈ રહ્યું છે આગળ લીલા રંગના ફ્લોર પર લોખંડની ટેબલ અને ખુરશીઓ છે.

પાછળના ભાગે વેલકમ લખેલું છે અને પંજાબી તથા ચાઈનીઝ એવું ફૂડ કેટેગરીઝ લખેલી છે જે દર્શાવે છે કે અહીં પંજાબી અને ચાઈનીઝ ખોરાક મળે છે મધ્ય ભાગે આઈસ્ક્રીમની ફ્રીઝર મૂકેલી છે.

અને પ્રવેશ દ્વાર તરફ રેમ્પ જેવી વ્યવસ્થા છે આસપાસ વિસ્તાર શાંત અને સ્વચ્છ જણાય છે.

જેમાં સંભવિત તરીકે કોમ્પ્યુટરના ભાગો અને એસેસરીઝ નો સમાવેશ થાય છે.

હોસ્પિટલની આગળ થોડા વાહનો પાર્ક કરેલા છે જેમાં મોટરસાયકલ અને એમ્બ્યુલન્સ છે.

એ બતાવે છે કે તેને પગ પર ઈજા થઈ છે અથવા સારવાર ચાલી રહી છે વ્યક્તિએ કાળા રંગના શોર્ટ્સ અને ગુલાબી ભૂખરા રંગના મોજા પહેરેલા છે.

એ લોકો પ પરંપરાગત વસ્ત્રોમાં છે કમ્પ્યુટર ના સ્ક્રીન પર માહિતી બતાવતી હોય તેમ લાગે છે.

પાથ લીલાછમ બગીચા માંથી પસાર થાય છે જેમાં વૃક્ષો અને છોડ છે વ્ય વ્યક્તિએ વાદળી શર્ટ અને ઘેરા રંગના પેન્ટ પેર્યા છે.

એ જે કેક પેસ્ટ્રી કૂકીઝ અને બિસ્કીટ જેવી વસ્તુઓ વેચે છે આજુબાજુનાં વિસ્તારમાં સફેદ કાર સ્કૂટર અને એક મંદિર જેવું માળખું છે.